તો સારું તું મને સાડા આઠ જેવા phone કરજે સારું ઓકે એસી એટલે આ. તો આની લંબાઈનો વર્ગ બરાબર બાકીની જે બે બાજુના વર્ગનો સરવાળો થાય. તો આને શું કહેવાય? કર્ણ કહેવામાં આવે, આને બાજુ કહેવામાં આવે. બાજુ એક અને આ બાજુ બે. તો કર્ણનો વર્ગ ઓકે આને કર્ણ કહેવાય તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. ઓકે? તો આને જ કહેવામાં આવે છે પાયથાગોરસનો નિયમ. જો આને હું જ્યારે ત્રિકોણ ચલાવીશ ત્યારે વધારે ડીપમાં ચલાવીશ.

તો એસી સ્કવેર બરાબર એબી સ્કેવર પ્લસ બીસી સ્ક્વેર થાય. હવે આની અંદર તમારે ત્રિપુટી યાદ રાખવાની છે. જો જો તમારે ટાઈમ બચાવવો હોય તો તમારે ત્રિપુટીઓ યાદ રાખવાની. ત્રિપુટી એટલે શું? જેમ કે આઠ

એટલે કે બે બાજુનું માપ તમને ત્રણ અને ચાર આપેલું હોય તો કર્ણનું માપ પાંચ થાય. ઓકે? આ ત્રિપુટી છે. એના પછી અ બીજી એક છે કે સાત, ચોવીસ અને પચીસની એક ત્રિપુટી છે. તમને આ ખબર હોવી જોઈએ. પછી એક ત્રિપુટી છે. પાંચ, બાર અને તેરની. ઓકે? તો પાંચ, બાર, તેરની ત્રિપુટી છે. તો આ બધી ત્રિપુટી છે. મતલબ કે આને જો તમે ડાયરેક્ટ યાદ રાખી લેશો ઓકે? તો થોડી મજા આવશે. મતલબ કે તમારે બે આ બાજુઓના માપ આ ટાઈપના આપેલા હોય ત્રણ, ચાર, આઠ, છ, સાત, ચોવીસ અને પાંચ બાવીસ ઓકે? તો તમને આ ખબર હોયને તો તમે ડાયરેક્ટ આન્સર ત્યાંથી જ લખી શકો.

રમેશ તેના ઘરેથી નીકળીને દક્ષિણ દિશામાં આઠ કિલોમીટર ચાલે છે. ત્યાંથી ડાબી બાજુ વળીને છ કિલોમીટર ચાલે છે. તો તે

ત્યાંથી તે ડાબી બાજુ વળીને છ કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ કઈ થશે? તો આ દિશા ડાબી બાજુ થશે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા. ક્લીયર? તો ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે? છ કિલોમીટર ચાલે છે. છ કિલોમીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? એટલે અહિયાંથી એ કેટલો દૂર હશે? કે જેથી અહીંયા પહોંચી ગયો. ઓકે? એ વ્યક્તિ અહીંયા છે. તો એ પ્રારંભક બિંદુથી કેટલો દૂર હશે? એટલે કે તમારે આ માપ શોધવાનું છે. હવે મેં તમને કીધું એ આ તો કાટકોણ ત્રિકોણ બની ગયો. ઓકે? એ જો નેવું ડિગ્રીનો ખૂણો બને. તો આ માપ કેટલું હશે? તો મેં તમને કીધું એમ કે આ પાયથાગોરસનો ત્રિકોણ બની ગયો. તો એ સિમ્પલ છે કે એસી સ્કવેર બરાબર એબી સ્કેવર પ્લસ બીસી સ્કવેર થાય. મતલબ કે આ કર્ણ જ છેને? આ કર્ણ છે. તો કર્ણનો વર્ગ બરાબર એ એબી સ્કવેર એટલે કે બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર હોય. એબી કેટલા છે? તો આઠ છે, તો આઠનો વર્ગ. પ્લસ બીસી કેટલા છે? છ છે, તો છનો વર્ગ. તો ઈથયું ઈથયું ચોંસઠ થઈ જશે. છાયું છાયું છત્રીસ થઈ જશે. ચોંસઠ પ્લસ છત્રીસ કેટલા થઈ જશે? હન્ડ્રેડ. તો આ શું આવ્યું? એસી સ્કવેર આવ્યું. તો એસી વર્ગ છે એ સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં છ થઈ જશે. તો એસી બરાબર શું થઈ જશે? દસ થઈ જશે.

પાયથગોરસનો નિયમ જો તમને ખબર હોય કે આ ટાઈપનો જો કોઈ ત્રિકોણ બનતો હોય તો બે બાજુના માપ અ માપના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગના સરવાળા બરાબર થાય. તો જુઓ આજે આરએસ ત્રિપુટી આવી. જુઓ તમને આ ત્રિપુટી ડાયરેક્ટ યાદ હોય કે આઠ અને છ બાજુનું માપ હોય તો કર્ણનું માપ દસ થાય. તો તમે અહીંયાથી ડાયરેક્ટ જ લખી શકો. ભાઈ અહીંયા આઠ છે, અહીંયા છ છે. તો આ દસ જ હશે કારણકે આ ત્રિપુટી છે. યાદ રાખવાની બાબત છે. ઓકે? તો અહીંયા આઠ છે, અહીંયા છ છે તો આ દસ જ થવાનું હતું. પણ ગણતરી કઈ રીતના થાય છે એ મેં તમને સમજાય દીધી. પણ એક્ઝામની અંદર જો તમારે ટાઈમ બચાવવો હોય. તો આ ત્રિપુટી તમે યાદ રાખી લેજો. કે છ, આઠ, દસની ત્રિપુટી છે. ત્રણ, ચાર, પાંચની ત્રિપુટી છે. સાત, ચોવીસ, પચીસની ત્રિપુટી છે અને પાંચ, બાર, તેરની ત્રિપુટી છે. ક્લીયર? ચાલો. ચૌદમાં નંબરનું એક્ષામપલ જોઈએ. મુકેશ તેના ઘરેથી નીકળીને ઉત્તર દિશામાં ચોવીસ કિલોમીટર ચાલે છે. ચાલો ઉત્તર દિશામાં એને ચોવીસ કિલોમીટર ચલાવી દઈએ. ઓકે? ચાલો. ઉત્તર દિશામાં ચોવીસ કિલોમીટર ચાલી ગયો.

આનાથી આ કેટલો દૂર હશે? ઓકે? તો અહીંયા તમે જુઓ તો આ રહ્યો કાટકોણ ત્રિકોણ. તો ખૂણાનાં એક્ઝેટ સામે હોય એને કર્ણ કહેવાય. ઓકે? ખબર ના પડેને કદાચ ત્રિકોણ સીધા પણ આવે, ઊંધા પણ દેખાય તો જોવો

સાતનો વર્ગ પ્લસ ચોવીસનો વર્ગ. ઓક? બે બાજુઓ છે સાત અને ચોવીસ. તો એનો વર્ગ બરાબર એસી સ્કવેર. મતલબ કે જે આપણે શોધવાનું છે. તો અહીંયા શું આવી જશે? ઓગણપચાસ. ઓકે ચોવીસનો વર્ગ ચોવીસનો વર્ગ થશે ફાઈવ સેવન સિક્સ. ઓકે? હવે ઓગણપચાસ પ્લસ ફાઈવ સેવન સિક્સ કરો તો આન્સર આવશે છસો ને પચીસ. તો છસો પચીસ એસી સ્કવેર આવ્યું.

જો તમે ત્રિપુટી યાદ હોત તો મેં આ પણ કરાવી આગળ. ઓકે? ત્રિપુટી મેં તમને આ પણ કીધું કે જો સાત, ચોવીસ અને પચીસ. તો જો તમારી બે બાજુના માપ સાત અને ચોવીસ હોય તો જે કર્ણ છે એ કર્ણ પચીસ હશે. ક્લીયર? તો આ રીતના જો તમે ત્રિપુટી યાદ હશે સાત, ચોવીસ, પચીસની. તો તમારે ગણતરી કરવી પડશે નહીં. ઓકે? તો આ રીતના પચીસ થાય તો આ પચીસ આન્સર આવ્યો. તો તમારો આન્સર શું આવશે? પચીસ કિલોમીટર. ક્લીયર? તો પચીસ કિલોમીટર તમારો આન્સર થશે. ચાલો પંદરમાં નંબરનું એક્ષામપલ જોઈએ. મહેન્દ્ર દક્ષિણ દિશામાં ચાર કિલોમીટર મુસાફરી કરી. ત્યાંથી ડાબી બાજુ છ કિલોમીટર ચાલે છે. પછી જમણી બાજુ ચાર કિલોમીટર ચાલે છે. તો તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? ચાલો મહેન્દ્ર અહીંયા છે. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. તો દક્ષિણ દિશામાં એના ચાર કિલોમીટર ચલાવી દઈએ. ચાલો. ચાર કિલોમીટર ચાલી ગયો. પછી ડાબી બાજુ વળે છે. હવે દક્ષિણ ને ડાબી થશે. તો આ જમણી થશે ઘડિયાળની દિશા, આ ડાબી થશે. ઓકે? તો આ ડાબી થશે. તો ડાબી વળીને છ કિલોમીટર ચાલે છે. તો આ ચાર છે. તો અહીંયા હું છ કિલોમીટર ચલાવી દઉં. ચાલો. પછી તે જમણી બાજુ વળાંક લઈને ચાર કિલોમીટર ચાલે છે. હવે અહિયાંથી જમણી બાજુ ઘડી, જમણી બાજુ એટલે કઈ થાય? ઘડિયાળની દિશા થાય. તો પૂર્વમાંથી એ જમણી બાજુ વળે છે અને કેટલું ચાલે છે? ચાર કિલોમીટર ચાલે છે. તો અહિયાંથી હું બીજું લઈ લેવ છું ચાર. ઓકે? ચાર કિલોમીટર. તો હવે તે પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? મતલબ કે અહિયાંથી કેટલો દૂર હશે એવું તમને કીધું છે. આ જગ્યાએથી, પ્રસ્થાન બિંદુથી. તો તમારે શોધવાનું શું છે? આ માપ તમારે શોધવું પડશે. ઓકે? હું ટપકાં સ્વરૂપે બતાવું છું. તો તમારે આ માપ શોધ શોધવાનું થશે કે આ કેટલું છે. હવે જુઓ અહીંયા તમારો પાયથાગોરસનો નિયમ જ યુઝ થશે. જ્યારે પણ આ ટાઈપનું ક્રોસમાં તમને કોઈ માપ શોધવાનું હશે તો હંમેશા પાયથગોરસનો નિયમ જ યુઝ થશે. તો સાહેબ અહીંયા તો કોઈ કાટકોણ ત્રિકોણ એવું કંઈ બનતું જ નથી. બને છે જુઓ અહિયાંથી હું આ રીતના દેસ દેસ દેસ દેસ કરી દઉં અને અહિયાંથી દેસ દેસ કરી દઉં તો આ મારો મોટો શું બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો કે નહીં આ રીતના. ઓકે? યસ કે નો? બન્યો કે નહીં? તો સાહેબ માપ તો આપેલું નથી. છે જુઓ આ ત્રિકોણનું આ માપ કેટલું હશે? છ કિલોમીટર હશે કારણકે ઉપર છ છે તો આ પણ છ આવવાનું. ઓકે? તો આજ છ કિલોમીટર છે. ચાલો એના પછી આ માપ કેટલું હશે? તો સિમ્પલ છે આ ત્યાર છે. આ પણ ચાર હોવાનું. તો ઉપરનું ચાર અને નીચેનું ચાર. તો આ ટોટલ કેટલું થશે? આઠ થશે. તો આ બાજુનું માપ ઓકે? આ બાજુનું માપ થઈ ગયું આઠ અને નીચેનું માપ થઈ ગયું છ. હવે તમારે સિમ્પલ આ શોધવાનું છે. ઓકે આ ટોટલ કેટલું થયું? તો આઠ થઈ ગયું એટલે કે આ આખી બાજુનું માપ મળી ગયું મને. ઓકે? આ આખી બાજુનું માપ મને મળી ગયું આઠ. નીચેનું માપ ઓકે? નીચેનું માપ પણ મને મળી ગયું છ હવે શોધવાનું શું રહ્યું? આ જ રહયું. તો એ પાયથાગોરસનો નિયમ યુઝ કરી લેજો. આ એ છે, આ સી છે અને આ બી છે. ઓકે? તો એબીનું માપ મને કેટલું મળ્યું આખું? આઠ કિલોમીટર મળ્યું. અને બીસીનું માપ કેટલું મળ્યું મને? છ કિલોમીટર મળ્યું. તો એસીનું માપ મારે શોધવાનું છે સિમ્પલ. તો જુઓ આઠનો વર્ગ પ્લસ છનો વર્ગ. તો આની પણ મેં ત્રિપુટી આગળ કીધેલી જ છે. ચાલો તો પણ હું ગણાવી દઉં છું. તો ઈથયું ઈથયું ચોંસઠ, છાયું છાયું છત્રીસ ઓકે? તો આઠ હન્ડ્રેડ થઈ જશે ઓકે? તો અંદરરુટ ઑફ હન્ડ્રેડ. એટલે તમારો આન્સર આવી જશે દસ. ઓકે? આન્સર શું આવી જશે? દસ. આગળ આપણે કરાવીએ એમજ જુઓ. આ એક્ષામપલમાં આવ્યું જ હતું આઠ અને છ. તો આઠ અને છ અને દસ. એની ત્રિપુટી હોય. ઓકે? આઠ, છ, દસની ત્રિપુટી હોય. તો સિમ્પલ તમારો આન્સર શું આવી જશે? તો દસ કિલોમીટર આવી જશે. ઓકે પ્રસ્થાન બિંદુથી દસ કિલોમીટરના અંતરે હશે. વધીએ છીએ આગળ સોળમાં નંબરનું એક્ષામપલ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં આઠ કિલોમીટર જાય છે. ત્યારથી દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે. ત્યારથી જમણી બાજુ વળીને બાર કિલોમીટર ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? ચાલો. સોળમાં નંબરનો સૌથી પહેલા કઈ દિશામાં ચાલે છે? ઉત્તર દિશામાં. કેટલું? આઠ કિલોમીટર. ચાલો તો આઠ કિલોમીટર એને ઉત્તર દિશાની અંદર આપણે દોડાવી દઈએ. ચાલો. એના પછી તે દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર. હવે જુઓ દક્ષિણ દિશા કઈ થશે? તો એની એક્ઝેટ ઉલ્ટી. તો હવે જુઓ આને પ્રોપરલી હું તમને ગણાવ છું. ધ્યાનથી સમજજો. કે આ આઠ કિલોમીટર છે. આખું કેટલું છે? આઠ કિલોમીટર. એમાંથી એ ત્રણ કિલોમીટર દક્ષિણ દિશામાં આવે છે. તો અહિયાંથી વ્યક્તિ ઊંધો આવે છે પાછો. કેટલો? ત્રણ કિલોમીટર. એટલે કે વ્યક્તિ અહીંયા પહોંચ્યો. આ ત્રણ કિલોમીટર ઊંધો દક્ષિણ દિશામાં આવે. ઓકે? તો હવે વ્યક્તિ અહીંયા છે. ઓકે? ચાલો. ત્યારથી જમણી બાજુ વળીને બાર કિલોમીટર ચાલે છે. હવે દક્ષિણની જમણી બાજુ લેવાની. તો મોંઢું દક્ષિણ દિશામાં છે તો જમણી બાજુ કઈ થશે? આ રહી. ઓકે આ બાજુ જમણી થશે. સૉરી આ જમણી થશે અને આ ડાબી થશે. ક્લીયર? તો એવું ની વિચારવાનું કે એતો ઉત્તરની બાજુ છે તો ઉત્તરનું. એનું મોંઢું કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. ઓકે? તો એની જમણી બાજુ કઈ થશે? તો જમણી બાજુ આ થશે. કેટલું ચાલે છે? બાર કિલોમીટર. તો એને બાર કિલોમીટર ચલાય દઈએ. ઓકે? તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? તો આ સ્થાન આપણે શોધવાનું છે. આ મૂળ સ્થાનથી આ વ્યક્તિ કેટલો દૂર હશે? એટલે કે આ આપણે શોધવાનું છે. ઓકે.

તો આ માપ કેટલું હશે તો સિમ્પલ છે આખું આઠ હતું. આખું આઠ હતું. એમાંથી ત્રણ ઘટાડે, તો આ કેટલું થઈ જશે? પાંચ થઈ જશે. ઓકે? તો બાર, પાંચ અને કેટલાની ત્રિપુટી હતી? તો બાર, પાંચ અને તેરની ત્રિપુટી હતી. ચાલો તો પણ હું તમને ગણાવી દઉં છું. તો બારનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ. ઓકે? બારનો વર્ગ કેટલો થશે? એકસો ને ચુંમાળીસ. પાંચ વર્ગ થઈ જશે પચીસ.

ત્યારબાદ જમણી બાજુ વળાંક લઈને ચાર મીટર કાપે છે. ત્યારબાદ ડાબી બાજુ વળાંક લઈને ત્રણ કિલો સૉરી ત્રણ મીટર ચાલે છે. અંતે જમણી બાજુ વળાંક લઈને આઠ મીટર ચાલે છે. તો બિંદુ એથી ટૂંકામાં ટૂંકું અંતર શોધો.

પછી જમણી બાજુ વળાંક લઈને ચાર મીટર ચાલે છે. જમણી બાજુ, ઘડિયાળની દિશા. કેટલા? ચાર મીટર ચાલે છે. તો જમણી બાજુ વળાંક લઈને એ ચાર મીટર ચાલે છે. પછી ડાબી બાજુ વળાંક લઈને એ ત્રણ મીટર ચાલે છે. દક્ષિણ દિશામાં મોંઢું છે તો આ જમણી થશે તો આ એનું ડાબી થશે. તો ડાબી બાજુ આ રીતના વળાંક લીધું. ઓકે? અને કેટલું ચાલે છે? તો ત્રણ મીટર ચાલે છે. તો આ ત્રણ મીટર એ ડાબી બાઉ ચાલે છે. અને અંતે જમણી બાજુ વળાંક લઈને આઠ મીટર ચાલે છે. જમણી બાજુ એટલે આ થશે. તો આ જમણી બાજુ વળાંક લઈને કેટલું ચાલે છે? તો આઠ મીટર ચાલે છે. ઓકે? તો આઠ મીટર એ ચાલે છે. ઓકે? તો હવે તે પોતાના પ્રારંભિક બિંદુ એથી કેટલું દૂર હશે? મતલબ કે મારે જે શોધવાનું છે એ આ શોધવાનું છે. પ્રારંભિક બિંદુથી આ કેટલો દૂર હશે વ્યક્તિ? એટલે કે આ રહ્યું મારે શોધવાનું છે. હવે જુઓ અહીંયા પાયથાગોરસનો નિયમ યુઝ થશે? કઈ રીતના? જુઓ અહીંયાથી તમે આને મિલાવીદો. ઓકે મિલાવી દો. તો આખું અંદર કેટલું થશે? તો આ છ છે. પ્લસ આ ત્રણ છે એટલે કે આ પણ ત્રણ થવાનું. તો છ અને ત્રણ એટલે કે આ ટોટલ થઈ જશે મારું નવ. ટોટલ મારું કેટલું થઈ જશે? નવ મીટર થઈ જશે. તો એક બાજુનું માપ મારું નવ મીટરનું મળી ગયું. હવે મારે આ બાજુનું માપ શોધવું હોય તો આ આઠ છે અને આ ચાર છે. તો આઠ અને ચાર કેટલું થઈ જશે? બાર. તો આખું કેટલું થઈ જશે આ રીતના? બાર થઈ જશે. ઓકે? તો આ બાજુ બાર છે

એકસો ચુંમાળીસ પ્લસ એકયાંશી કરશો તો પાંચ. આટલી વસ્તુ યાદ રાખજો કે હ્રદય છેને એ કેવાય જંક્શન કહી શકો કે આપણા શરીર નું જંક્શન છે જ્યાંથી રુધિર એ વખતો આવી જાય ડાઇરેક્ટ જયારે પણ રૂધિર છે એ ફેફસા માં નહી જાય જો ઓક્સિજન વાળું રુધિર છે ફેફસામાંથી આવીયું તો પેલા ક્યાં આવશે હ્રદય ની અંદર આવશે અને હ્રદય માંથી એ ક્યાં જશે તો શરીર ના અંગો માં જશે. આ લાલ કલર એટલો સમજી લેવાનું કે શુદ્ધ રુધિર શુદ્ધ રુધિર એ લાલ કલર થીબતાવેલું હશે અને અશુદ્ધ રુધિર હશે આ રીતના

હાજરી ક્યાં પુરાવી પડે તો હ્રદય ની અંદર હાજરી પુરાવી પડે અને પછી હ્રદય માંથી એ ક્યાં જશે ફરીથી ફેફસા માં જશે અને ફેફસા માં ઉચ્છવાસ દ્રારા CO ટુ છે એ બાર જતુંરેસે આ પ્રક્રિયા ખ્યાલ આવી ગઈ I hope so બોવ સિમ્પલ છે ખ્યાલ આવી ગયો હશે તો એટલું યાદ રાખવાનું કે આ જે હ્રદય છે આપણું એ જંક્શન છે એ શું છે જંક્શન છે એટલે કે એની અંદર હાજરી પુરાવીજ પડે તો જો ઓક્સિજન વાળું રુધિર હ્રદય તરફ ગયું હોય

તો એમાં પમ્પ તો મુક્વોજ પડે ને આ બસ સમજીલો કેપમ્પ છે ઓકે ધબક્કારો છે એ પમ્પ છે ક્લિયર? ચલો હ્રદય નું કામ તમને ખબર પડી ગયું મતલબ કે અહિયાં ફેફસા અને હ્રદય છે આ બને વચ્ચે નો રિલેશન તમને ખબર પડી ગયો હશે

શ્વાસ વાહિની ઘણા બધા પાર્ટ ની અંદર દિવાઈડ થઈ જશે હવે અહિયા શું આવુલું છે તો વાયુ કોષો આવેલા છે આવા હવે ધ્યાન થી સમજો હવે મેં તમને કીધું હતુંને જે ઓક્સિજન છે ઈ ક્યાં આવી ગયું વાયુ કોષ ની અંદર આઈ ગયું ઓકે? અહિયાં એંડ માં શું આવેલું છે એંડ માં આવેલું છે વાયુ કોષ્ઠ એને ઝૂમ કરી ને મેં અહિયાં બતાવેલું હતું હવે વાયુ કોષ્ઠ પર તમે ધ્યાનથી જોશો ને તો એમાં બે રંગ ની પાઇપ દેખાશે એક લાલ રંગ ની પાઇપ છે અને બીજી કઈ છે એક બ્લૂ રંગ ની પાઇપ બે રંગ ની પાઇપ દેખાય છે એક લાલ રંગની છે અને એક બ્લૂ રંગ ની છે. લાલ રંગની બ્લૂ નો મતલબ શું થાય ધમની થશે અને જે બ્લૂ એ રંગની છે ભૂરા રંગ ની છે એને શીરા કહીએ લાલ રંગની હોય એટલે સમજી લેવાનું કે એની અંદર શુદ્ધ રુધિર હોય ભૂરા રંગ ની હોય હોય એટલે સમજી લેવાનું એની અંદર અશુદ્ધ રુધિર હોય હવે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર નો મતલબ બીજો ના કાઢતા શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિરક્લિયર ચલો હવે વાયુકોષ્ઠો ની અંદર આ નળી માંથી વાયુ કોષ્ઠો ની અંદર શું આવી ગયું ઓક્સિજન આવી ગયું હવે એ ઓક્સિજન આ લાલ દેખાય છે એ પાઇપ એની અંદર થીજશે આ લાલ પાઇપ છે એની અંદર થીજશે સમજી ગયા લાલએટલે સમજીલોકે ઓક્સિજન વાળું રુધિર તો ઓક્સિજન વાળું રુધિર છે એ આ વાયુકોષ્ઠો માંથી આ નળી ની અંદર આવે ગયું આ નળી ની અંદર આવી ગયું નળી ની અંદર આવી ગયું આ એજ નળી છે ઓકે આ શું છે ઓક્સિજન વાળું રુધિર છે આ એજ નળી છે અને ક્યાં ગયું તો આ હ્રદય ની અંદર ગયું ક્લિયર ચલો હવે અહિયાં થીકયું મોક્લીયું અહિયાં હ્રદય માં જે અંગો માંથી પાછુ આવેલું કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિર છે એ ક્યાં ગયું હ્રદય માં આય્વું હ્રદય માં હાજરી પુરાઈને ક્યાં ગયું કે ફેફસાની અંદર ગયું તો ફેફસા ની અંદર ક્યાં જશે ફેફસાની અંદર આવ્યું તે અહિયાં થીઆવ્યું દેખાય છે આ પાઇપ ત્યાંથી કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિર આવ્યું આવ્યું આવ્યું આવ્યું ક્યાં ગયું તો આ વાયુકોષ્ઠો માં ગયું વાયુ કોષ્ઠો માંથી પાછુ ક્યાં ગયું આ શ્વાસ વાહિની માં ગયું શ્વાસ વાહિની માંથી ક્યાં ગયું શ્વાસ નળીમાં ગયું હવે શ્વાસ નળીમાંથી પાછુ ક્યાં જતું રહ્યું તો અહિયાં થી CO ટુ છે એ બહાર નીકળી ગયું ખ્યાલ આવ્યો આખી પ્રોસેસ આપણા શરીર ની અંદર કઈ રીતના થાય છે કઈ રીત્તના એક બીજા સાથે લિન્ક હોય છે ખ્યાલ આવી ગયો ઓકે હવે તમે મને અહિયાં સમજાવોકે અહિયાં શું થાય છે મતલબ કે ઓક્સિજન વાળું રુધિર છે એ આપણા શરીર ની અંદર ઘુસી ગયું હ્રદય છે એ હ્રદય અંગો તરફ એટલેકે પંપકણ પડી રાખ્યું પરતું અંગોની અંદર એવું તો શું થાય છે આ ઓક્સિજન નું કાર્બન ડાઇઓક્સાઇડ બની જાય છે ઓકે એતો સમજાવો ચલો એ હવે આપણા થોડું સમજી એ જુવો હવે ઓક્સિજન મેં તમને કીધું એમ હ્રદય છે એ હ્રદય ની અંદર થીઆ બાજુ આવે હવે આ આકૃતિ તમે ધ્યાન જોવો આ આકૃતિ તમે જોશો ને આપણા શરીર ની અંદર જો બધી જગ્યા એ બે પાઇપ તમને જોવા મળશે ક્યારે પણ એવું ન્હોય કે આ અંગની અંદર ખાલી ને ખાલી ધમની છે આ અંગની અંદર ખાલી ને ખાલી શીરા છે જો લાલ રંગની હોય એને ધમની કેવા માં આવે ભૂરા રંગ ની હોય એને શીરા કેવામાં આવે ધમની ની અંદર શુદ્ધ રુધિર એટલેકે ઓક્સિજન વાળું રુધિર વહે શીરા ની અંદર કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિર વહે ક્લિયર અહિયાં તમે જોશો આખા શરીર ની અંદર આરીતના તમે પાઇપલાઈન જોવા મળશે અને હમેસા બે જ ટાઇપ ની પઈપેલીને હશે જોવો પગમાં જુવો